નમસ્તે મિત્રો કિકાડ માં ઇલેક્ટ્રિક રુલે ચેક એન્ડ નેટલિસ્ટ જનરેશન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરવી ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી બનેલ યોજનાકીય માટે નેટલિસ્ટ જનરેટ કરવી આ ટ્યુટોરીયલ માટે આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટુ 1204 કીકેડ આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સહીત વાપરી રહ્યા છીએ આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક સર્કીટનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે યુઝરને કીકેડમાં સર્કીટ યોજનાકીય કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ સંદર્ભિત ટ્યુટોરીયલો માટે spoken tutorialઓર્ગ લીંક જુઓ
કિકાડ શરૂ કરવા માટે ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાઓ પ્રથમ આઇકોન પર ક્લિક કરો જે ડેશ હોમ છે
સર્ચ ટેબમાં કિકાડ લખો અને Enter દબાવો આ કિકાડ મુખ્ય વિન્ડો ખોલશે ઇશ્ચેમાં ટેબ પર ક્લિક કરો તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક ઇન્ફો ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે ઓક પર ક્લિક કરો
આપણે પહેલા બનાવેલી project1સ્ક ફાઈલને ઉપયોગમાં લેશું
ફાઈલ મેનૂમાં જાઓ અને ઓપન પર ક્લિક કરો
ઇચ્છિત ડિરેક્ટરીમાંથી project1સ્ક પસંદ કરો
આપણે હવે કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરીશું
ચાલો આર2 કમ્પોનેન્ટને વેલ્યુ એસાઈન કરીએ
આર2 રેસીસ્ટરને અનુરૂપ આર પર કર્સરને રાખો
જમણું ક્લિક કરો અને ફિલ્ડ વેલ્યુ પસંદ કરો આ એડિટ વેલ્યુ ફિલ્ડ વિન્ડો ખોલશે
1એમ ટાઈપ કરો અને ઓક પર ક્લિક કરો જેવું કે તમે જોઈ શકો છો જે 1 મેગા ઓહ્મ છે તે વેલ્યુ રેસીસ્ટર આર2 ને એસાઈન કરાઈ છે
એજ રીતે મેં પહેલાથી જ બીજા કમ્પોનેન્ટને વેલ્યુઓ એસાઈન કરી છે આગળનું પગલું છે આ સર્કીટ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી ઇશ્ચેમાં વિન્ડોની ટોચની પેનલ પર જાઓ પરફોર્મ ઇલેક્ટ્રિક રુલે ચેક બટન પર ક્લિક કરો આ ઇશ્ચેમાં ઇઆરસી વિન્ડો ખોલશે
ટેસ્ટ ઇઆરસી બટન પર ક્લિક કરો
આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે એરરો છે
બંને એરરો દર્શાવે છે કે ટર્મિનલ પાવર સ્ત્રોતો ધરાવતું નથી
ક્લોઝ બટન પર ક્લિક કરો યોજ્નાકીયમાં એરર નોડને એરો વડે પોઈન્ટ કરવામાં આવે છે
ચાલો અહીં એક પાવર ફ્લેગ જોડીએ
જેથી કીકેડ ને જાણ થશે કે આપણે અહીં પાવર સપ્લાય જોડવા માટે જઈ રહ્યા છીએ
આ માટે જમણી પેનલ પર પ્લેસ એ પાવર પોર્ટ બટન પર ક્લિક કરો
હવે કોમ્પોનન્ટ સિલેક્શન વિન્ડો ખોલવા માટે ઇશ્ચેમાં વિન્ડો પર ક્લિક કરો લિસ્ટ અલ્લ બટન પર ક્લિક કરો અને તમે પાવર સંકેતોની યાદી જોઈ શકો છો
PWR અંડરસ્કોરFLAG પસંદ કરો અને ઓક પર ક્લિક કરો
આપણે પાવર ફ્લેગને વીસીસી ટર્મિનલ નજીક મુકીશું
તેને મુકવા માટે ઇશ્ચેમાં પર ક્લિક કરો આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારની બે એરરો છે
કર્સરને પાવર ફ્લેગ પર રાખો અને ત્યારબાદ તેને કોપી કરવા માટે સી દબાવો આ પાવર ફ્લેગને ગ્રાઉન્ડ ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું
જમણી પેનલ પર જાઓ અને પ્લેસ એ વાયર બટન પર ક્લિક કરો
હવે પાવર ફ્લેગનું વીસીસી ટર્મિનલથી જોડાણ કરો એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ગ્રાઉન્ડ ટર્મિનલથી કરો આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક ઇઆરસી ચેકને ફરી એક વાર રન કરીશું
આ માટે ઇશ્ચેમાં વિન્ડોની ઉપરની પેનલ પરનાં પરફોર્મ ઇલેક્ટ્રિક રુલ્સ ચેક પર ક્લિક કરો
આ ઇશ્ચેમાં ઇઆરસી વિન્ડો ખોલશે ટેસ્ટ ઇઆરસી બટન પર ક્લિક કરો આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈપણ એરર નથી
ક્લોઝ પર ક્લિક કરો હવે ચાલો જોઈએ નેટલિસ્ટ ને કેવી રીતે જનરેટ કરવી
નેટલિસ્ટ કમ્પોનેન્ટ અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડે છે
આપણે આ ટ્યુટોરીયલમાં આગળ જતા નેટલિસ્ટ નાં ઉપયોગ જોઈશું
નેટલિસ્ટ જનરેટ કરવા માટે ટોચની પેનલ પર જાઓ
નેટલિસ્ટ જનરેશન બટન પર ક્લિક કરો આ નેટલિસ્ટ વિન્ડો ખોલશે આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને નેટલિસ્ટ ને વિવિધ ફોર્મેટોમાં જનરેટ કરવાની પરવાનગી આપે છે
કિકાડ માટે આપણે પીસીબીન્યૂ ટેબ વાપરીશું
મૂળભૂત ફોર્મેટ વિકલ્પને ચેક રહેવા દો અને નેટલિસ્ટ બટન પર ક્લિક કરો
આ નેટલિસ્ટ ફાઈલને project1નેટ નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો નોંધ લો કે જયારે પણ નેટલિસ્ટ જનરેટ થાય છે ત્યારે ફાઈલ net એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે
સવે બટન પર ક્લિક કરો
ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું
સવે બટન પર ક્લિક કરો
નેટલિસ્ટ પ્રિન્ટેડ સર્કીટ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા સર્કીટનાં કમ્પોનેન્ટ વિશેની માહિતી ધરાવે છે
આ નેટલિસ્ટ ફાઈલનો ઉપયોગ આપણે આવનારા ટ્યુટોરીયલમાં જોઈશું ફાઈલ મેનૂ પર જાઓ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે સવે વ્હોલ સ્કીમેટિક પ્રોજેક્ટ પસંદ કરો ફાઈલ મેનૂ પર જાઓ અને ઇશ્ચેમાં વિન્ડોને બંધ કરવા માટે ક્વિટ પસંદ કરો કિકાડ મુખ્ય વિન્ડોમાં ફાઈલ મેનૂ પર જાઓ અને ક્વિટ પસંદ કરો
આ કીકેડ મુખ્ય વિન્ડો બંધ કરશે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
જોડાવા બદ્દલ આભાર